તસવીરમાં આપણને એક નાનકડા મંદિર જેવી વસ્તુ દેખાય છે.

એક ગમલા બાજુમાં લાઈટ લાગ્યો છે તે પણ દેખાય છે અને ખીડકી પણ દેખાય છે.

આ ચિત્રમાં આપણને એક આકાર યુન્ડાઇ નામનો યુન્ડાઇ કાર શોરૂમ દર્શાવવામાં આવ્યા છે.

અને બેડ ના બીજા બાજુએ એક ખીડકી દેખાય છે જેમાંથી સૂર્યનું કિરણ બેડ માં અને રૂમ માં આવે છે.

આ એક વ્યસ્ત રસ્તાનું દ્રશ્ય છે જેમાં ઘણા વાહનો જેવા કે કાર રીક્ષા અને મોટરસાયકલ દેખાય છે.

આ ચિત્રમાં આપણને ગુજરાતની કોઈ કોલેજ અથવા કે કોઈ ક્લાસરૂમ નું ચિત્ર દર્શાવવામાં આવી રહ્યા છે..

રૂમ માં બલૂન અને ફ્રેમ વાળા ચિત્રો જેવી સજાવટ પણ જોવા મળે છે.

અને લોકો આવનજાવન કરી રહ્યા છે અને એક દિવાલ ઉપર બંગાલી ભાષા લેખાય છે.

અને રોડ ના બીજા સાઈડ માં એક ટ્રક મૂકી રહ્યા છે તે દેખાય છે.

ચિત્રમાં આપણને લાકડના ટેબલ અને વિવિધ રંગની ખુરશીઓ દેખાય છે.

આપણને આ તસવીરમાં એક વ્યક્તિ સબ્જીવાલા સામેથી ચાલીને જાય છે તે દેખાય છે.

આ તસવીરમાં આપણને દેખાય છે કે આ જ વસ્તુ એક પબ્લિક વોશરૂમ છે.